હૃદય ના દીવાલ ની વાત કરીએ તો હૃદયના દીવાલ ની અંદર શું જોવા મળશે કે એના અંદર જે સ્નાયુઓ છે સ્નાયુ પેશી એ આપણને જોવા મળે છે આની અંદર સંયોજક પેશી ખબર છે આપણને અંદર થી રક્ત પણ પસાર થાય છે રાઈટ એની જોડે જોડે શું જોવા મળશે રુધિર કેશિકાઓ જોવા મળશે રાઈટ એટલી વસ્તુઓનો કોમ્બીનેશન ભેગું થઈને આપણને ખયાલ છે એ પ્રમાણે શું બને છે તો કે ભાઈ માનવ હ્ર્ય્દય એક આખું તૈયાર થાય છે રાઈટ આ માનવ હૃદય ના સંદર્ભમાં આપણે ચર્ચાને આગળ લઇ જઈએ અને એક એક કરીને દરેક વસ્તુને સમજીએ રાઈટ. ડીટેલસ ને થોડી ધ્યાન માં રાખીશું કેમ કે પરીક્ષા માં અવાર નવાર અહિયાંથી પ્રશ્નો આવતા હોય છે તો આપણને થોડોક આઈડિયા હોવો જોઈએ તો કે ભાઈ હૃદય ની વાત કરીએ તો કે ભાઈ રુધિર ને રુધિર વહીનીઓ માં દબાણ પૂર્વક ધકેલતું પોલું મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થતું સ્નાયુમ ખંડીય અંગ છે રાઈટ એટલે કે સ્ન્યુમય એક ખંડીય અંગ છે જે તમને ખયાલ છે કે ડાબી બાજુ આપણી આવેલું છે યસ ઔર નો એને આપણે ઓળખીએ છીએ હૃદય તરીકે હવે આ જે હૃદય છે હૃદયના સંદર્ભમાં ચર્ચા કરીએ તો આ રહી એક હૃદયની આપણને અહિયાં એક પેન્ટિંગ જોવા મળે છે એક આપણને પિક્ચર જોવા મળે છે જે આપણે ખયાલ હોવો જોઈએ સ્થાન કરીએ તો ભાઈ હૃદયનું સ્થાન ક્યાં જોવ મળે છે તો ભાઈ હૃદયનું જે સ્થાન છે આપણને મોસ્ટલી જોવા મળે છે ક્યાં તો ભાઈ ખ્યાલ છે જયારે આપણે કંકાલ તંત્ર ભળતા હતા ત્યારે પણ ચર્ચા કરી હતી કે ભાઈ એક હૃદયઉસ્ય ગુહા આવેલી છે રાઈટ ત્યાં હૃદયઉસ્ય ગુહા જે છે તેમાં બે ફેફસા ની વચ્ચેની બાજુએ અંદ ખાસ કરીને ડાબા ફેફસા બાજુએ થોડું જોવા મળે છે યાદ કરો જયારે આપણે શોચીઅલ તંત્ર ભણતા હતા ત્યારે ફેફસા ની ચર્ચા કરી હતી કે આ ફેફસાની ચર્ચા કરતી વખતે આપણે જોયું તું કે ડાબી બાજુ નું જે ફેફસું છે એની અંદર એક ખાંચું આવેલું છે એ ખાંચા બાજુ નમેલું એટલે કે આ ખાંચમાં ત્રાંસુ રાઈટ ખાંચા બાજુ ખાસા બાજુ નમેલું ત્રાંસુ ગોઠવાયેલું જોવા મળે છે શું તો કે આ ભાઈ આપણું આ હૃદય. રાઈટ તો સહેજ ડાબી બાજુ છે એના કરને ડાબી બાજુ ના ફેફસામાં એક ખાંચો પડે અને એ ખાંચા કારણે ડાબી બાજુ નું જે ફેફસું છે એ પ્રમાણમાં નાનું પણ થઇ જાય છે વાત કરીએ તો કદ કેટલું છે તો ભાઈ જે તમારા આ જે હાથની મુઠ્ઠી છે આમ કરીએ જો આ મુઠ્ઠી બનાવું છે તો આ મુઠ્ઠી જેવા આકારનું થાય ને એટલા આકારનું આપણે ને નોરમ્લી શું જોવા મળે એક બંધ મુઠ્ઠી જેટલા કદ નું જોવ મળે આપણને હૃદય રાઈટ બુઠ્ઠા શંકુ આકારનું જોવા મળે છે બુઠ્ઠું શંકુ આકારનું જોવા મળે છે આપણે આ હૃદય રાઈટ તો એ ખાસ ધ્યાનમાં રાખીશું તો કે ભાઈ હૃદય ની વાત કરીએ શું છે હૃદય ઉપસીય ગુહા માં આવેલું છે ખયાલ છે આપણને કંકાલ ભળતી વખતે ચર્ચા કરી હતી બે ફેફસાની વચ્ચે ડાબી બાજુના ફેફસામાં એક ખાજ છે એ બાજુ ત્રાંસુ નમેલું જોવા મળે અને એક મુઠ્ઠી જેટલું આકર છે રાઈટ એ રીતે આપણે આ જોવા મળે છે આખું હૃદય હવે આ જે હૃદય છે એની વાત કરીએ પેહલા એક એકે કરીને હૃદયને ડીકોડ કરતા જઈએ સમજતા જઈએ તો એની અનાદર સૌથી પેહલા આઈ જશે પરીહૃદય આવર રાઈટ આ છે શું એક આવરણ છે પરીહૃદય રાઈટ પરી બહારની વાત કરે છે તો કે ભાઈ હૃદયની ફરતે બહારની બાજુથી આખે ફરતેથી બેવડી પટળમય રક્ષકાત્મક કોથળી આવેલી છે રાઈટ આખા હૃદયને સેફ કરે એવી કોથળી જેવી રચના છે

એમાંથી જો બહારની સાઈડ છે એકદમ તંતુમય આવરણ ધરાવતી જોવા મળે છે દીવાલની અંદર જોઈએ બહારની દીવાલ કેવી થઇ ગઈ તંતુમય ટાઈપની થઇ ગઈ અંદરની દીવાલ જોઈએ તો અંદરની બાજુ થી લસ્સી એકદમ લીસ્સી સપાટી જોવા મળશે લાસીસ્તર આવરણ જોવા મળે છે રાઈટ હૃદય ની અંદર એવું આપણને જુઓ એની જ અંદર આગળ વધી વધીને વાત કરીએ તો કે ભાઈ પરીહૃદય પ્રવાહી હવે શું છે તો કે ભાઈ નોર્મલી આ જબરનું આ બાહરનું જે આવરણ છે અને અંદરનું છે તો એની વચ્ચે એક સ્થિતિ સ્થાપકતા જળવાઈ રેહ્વી જોઈએ રાઈટ જેમ કે કોઈ પણ બે સ્તર હોય તો બે સ્તર વચ્ચે શું આવી જોઈએ સ્થિતિ સ્થાપકતા જળવાઈ રેહવી જોઈએ. ધારું કે હું કોઈ પણ પ્રકારના બે એક પર એક પળ બનાવતો જાઉં છું લેયર બનવતો જાઉં છું તો આ લેયર માટે શું હોવું જોઈએ એક યોગ્ય સ્થિતિ સ્થાપકતા રાઈટ. ધારો કે ફોરન એક્ષામ્પલ આ રૂમાલ ને જ લઈએ રાઈટ આ એક લેયર થઇ ગયું આ અંદરનું લેયર થઇ ગયું બે લેયર ની વચ્ચે એક યોગ્ય સ્થિતિ સ્થાપકતા હોવી જરુરી છે પરંતુ મારે યોઉગ્યા સ્થિતિ સ્થાપકતા જાળવવી હોય તો અંદર ની બાજુ થી મને પ્રવાહી જોશે જે એક લુબ્રીકેન્ત્સ તરીકે વધશે એક લીસી સપાટી કરશે જે ઘર્ષણ નિરોધક તરીકે વર્તશે તો અહિયાં હૃદયની અંદર શું જોવા મળે છે કે પરી બાહ્ય જે પરી આવરણ હતું બહારનું રાઈટ એના પરીહૃદય આવરણ જે છે એ બે પળ વચ્ચે બે પળ રહેલા છે એક બહારનું એક અંદરનું રાઈટ એમની વચ્ચે જે જગ્યા છે ત્યાં એક લીક્વીડ હશે રાઈટ જે પરીહદ પ્રવાહી ભરેલું છે જે સ્થિતિ સ્થાપકતા પૂરી પાડવામાં મદદ કરશે અને આ ઘર્ષણ નિરોધક તરીકે પણ વર્તે છે રાઈટ તો પરીહદ પ્રવાહી ખયાલ હોવું જોઈએ હૃદય જોયું આપણે ડાબી બાજુના ફેફસા બાજુ રાઈટ ડાબી બાજુનું જે ફેફસું છે એના ખાંચ સાથે કનેક્ટડ છે બહાર નું આવરણ અંદરનું આવરણ રાઈટ એ તમને કનેક્શન ખયાલ હોવું જોઈએ કે કઈ રીતે સંકળાયેલું જોવા મળે છે આગળ વાત કરીએ માનવ હૃદય ની વાત કરીએ તો માનવ હૃદય નું નોર્મલી ચાર ખંડો માં વિભાજીત જોવા મળે છે એમ તો લાસ્ટ લેક્ચરમાં આપણે થોડીક ચર્ચા કરી તી જેની અંદર બે કર્ણકો અને બે શેપકો નો સમાવેશ થાય છે રાઈટ એટલે માનુષ્યનું જે હૃદય છે મુખ્યત્વે પ્રકારના ભાગમાં કર્ણક અને શેપકમાં ડીવાઈડેડ હોય છે બે કર્નક હોય ને બે શેપક હોય એટલે ટોટલ તમારા ચાર ભાગો થાય

પાતળી દીવાલ વાળા કેવા હોય આ પાતળી દીવાલ વાળા હોય શું તો કે ભાઈ કર્ણકો ઉપરની બાજુ હશે પાતળી દીવાલ વાળા હશે અને શેપકો કરતા કદમાં કેવા જોવા મળે થોડા નાના શેપકો કરતા કેવા જોવા મળે નાના જોવા મળે રાઈટ. શેપકો કરતા કેવા જોવા મળે નાના રાઈટ શેપકો ની વાત કરીએ તો એ હૃદયની નીચે તરફ જાડી દીવાલ વાળા હોય છે

એ કર્ણકો કરતા કેવા હોય નોર્મલી? મોટા હોય રાઈટ તો જે વાત કરીએ કર્ણકો, કર્ણકો હૃદયના આમ જોવા જઈએ જો ચાર પાર્ટમાં ડીવાઈડ કરીએ તો ઉપરના જે બે પાર્ટ છે એ કર્ણકો છે દીવાલ કેવી હોય પાતળી દીવાલ ધરાવે

શેપકો કર્ણકો કરતા કેવા હોય સાઈઝની અંદર? મોટા. આકારની અંદર કેવા હોય નીચેથી શેપકો? મોટા હોય. રાઈટ કર્ણકો કરતા કેવા જોવા મળશે? મોટા જોવા મળશે તો આપણને આઈડિયા હોવો જોઈએ કઈ રીતે આ ગોઠવાયા છે

કેવા પડે છે? અલગ પડે છે. કે ભાઈ હૃદયના જે ખંડો છે અંદર નાં જે ભાગો છે એકબીજાથી શેના દ્વારા અલગ પડે? પટલો દ્વારા અલગ પડે. આ પટલોની વાત કરીએ તો બેઝીકલી ત્રણ પ્રકારના પટલ જોવા મળે, કેટલા પ્રકારના પટલ જોવા મળે છે? ત્રણ કયા કયા તો ભાઈ પેહલું આવી જશે આંતરકર્ણકપટલ બીજું આવી જશે આંતરશેપક્પટલ અને ત્રીજું આવી જશે કર્ણકશેપકપટલ રાઈટ તો તમને ખ્યાલ છે પટલો ત્રણ પ્રકારના જોવા મળે આંતરકર્ણકપટલ, આંતરશેપક્પટલ, શેપકકર્ણકપટલ કે કર્ણકશેપકપટલ જે બોલો નામ પરથી જ ખયાલ આવે છે કે તો પેહલું છે આંતરકર્ણકપટલ એનું મતલબ શું છે કે ભાઈ આ કર્ણકો જે છે કર્ણકો ને એકબીજાથી કેવા કરતા હશે? અલગ કરતા હશે કે ભાઈ બે કર્ણકો એક બીજાથી જુદા પડે છે શેના દ્વારા જુદા પડે? કે ભાઈ આંતરકર્ણકપટલ દ્વારા રાઈટ અગ્ર અને પશ્વ મહાશીલાઓ છે જે જમણા કર્ણક માં ખુલે છે ક્યાં ખુલે છે?

ક્યાં ખુલે છે? તો ડાબા કર્ણક માં રાઈટ તો યાદ રાખીશું તો કે ભાઈ બે કર્ણકો એકબીજાથી કેવા પડે છે? જુદા પડે છે અગ્ર અને પશ્વ મહાશીલાઓ જમણા કર્ણક માં ખુલે છે ક્યાં ખુલે છે? જમણા કર્ણક માં ખુલતી જોવા મળે છે અને ફૂસ્ફૂસ શીલા ક્યાં? કે ભાઈ ડાબા કર્ણક માં ખુલે છે રાઈટ આપણે લેક્ચરમાં પણ ચર્ચા કરી તી પણ તમને તો ભી અત્યારે કહી દઉં કે ભાઈ મહાશીલા ક્યાં? જમણી બાજુના કર્ણક માં ખુલે છે મહાશીલા ક્યાં ખુલે છે? જમણી બાજુના કર્ણક માં રાઈટ ફૂસ્ફૂસ શીલા ક્યાં ખુલે છે? તો એ ફૂસ્ફૂસ શીલા જે છે એ ડાબા કર્ણકમાં ખુલે છે ક્યાં કર્ણકમાં ખુલે છે? ડાબા કર્ણકમાં, યસ ઔર નો લાસ્ટ લેક્ચર એકવાર જોઇને આવજો ના જોયો હોય તો

કર્ણકશેપકપટલ ની વાત કરીએ તો ભાઈ બંને કર્ણકો અને બંને શેપકો ને છુટા પાડતો પડદો છે. કર્ણકશેપક રાઈટ કર્ણકો ઉપરની બાજુ શેપકો નીચેની બાજુ છે બંને

આની અંદર એક એક છિદ્રો હોય જેનાથી ઉપરનું લોહી નીચે, નીચેનું લોહી ઉપર હ ને નીચેનું લોહી ઉપર ના જાય ઉપરથી જ લોહી નીચે આવશે. રાઈટ આપણે સ્ટડી કરી હતી યાદ કરતા જઈએ રાઈટ તો કે ભાઈ ધારો કે હૃદય નું આમ ચાર ખંડો માં વિભાજીત કરી દઉં કર્ણક-કર્ણક શેપક-શેપક રાઈટ પેહલ બધું રુધિર અહિયાં ભેગું થશે મહાશીલા દ્વારા. યસ ઔર નો? હવે અહિયાં નો રુધિર નીચે ભી આવવો જરૂરી છે. એના માટે અહિયાં બધે છિદ્રો જોવા મળશે તમને રાઈટ. ત્યાં આપણે હમણાં જોઇશે કે વાલ પણ સેટ કરેલા હોય છે રાઈટ યસ ઔર નો? આ છિદ્ર દ્વારા એક બાજુના બંને ખંડ જોડાય છે રાઈટ તો કે ભાઈ આ છિદ્રો જે હોય જો ચાર બાજુમાં ડીવાઈડ કરે તો આ કેવા હશે? એકબીજા સાથે જોડાશે યસ ઔર નો તો એ આપણને આઈડિયા હોવો જોઈએ તો કે ભાઈ કર્ણકશેપકપટલ જોવા મળે છે જે કર્ણકો અને શેપકો ને એકબીજાથી અલગ કરે છે બંને માં એકે છિદ્ર હશે રાઈટ જેના કરને આપણે રુધિર નું વાહન આગળ કરાવીશું હવે જયારે આવા છિદ્રો કે એવું હોય તો ત્યાં વાલ નું હોવું જરૂરી છે એટલે હ્રદયની અંદર વાલ ની રચના હોય છે રાઈટ તો હૃદયના પોલાળ આ આવેલા વાળ એક દીશીએ રુધિર પ્રવાહ નો નિયમન કરે છે એક દીશીએ રુધિર પ્રવાહ. એક દીશીએ રુધિર પ્રવાહ ખયાલ આવે છે? બ્લડ જે છે એક જ ડીરેક્શન માં ફ્લો કરાવાનો છે ભિન્ન ભિન્ન દીરેક્શનમાં નહી ઉપરથી નીચે બ્લડ જતું હોય ઉપરથી નીચેની બાજુ લહું જાય છે કે લોહી હમેશા કે જોઈએ? ઉપરથી નીચેની બાજુ જ જતું હોવું જોઈએ નીચેથી પાછુ ઉપરના લોહીના જતું જોઈએ હે ન એટલે કે વાલ સિમ્પલ લેન્ગવેજ માં કહીએ તો એક જ દિશામાં તો કે ભાઈ જે રુધિર નું જે પ્રકારનું વાલ નું જે કામ છે આ ડીરેક્શન માં લોહી મોકલે છે તો આમાં જ મોકલશે પાછુ ઊંધું નહી ચઢાવા લાગે રાઈટ. તો એની માટે શું હોય છે વાલ તો વાલ એક દીશીય કાર્ય કરે છે અને આ જે વાલ છે બેઝીકલી બે પ્રકારના વાલ જોવ મળે છે રાઈટ કર્ણકશેપક વાલ નામ પરથી જખાયલ આવે છે કે જે કર્ણક અને શેપક ની વચ્ચે આવેલા હશે. હવે બીજા છે અર્ધચંદ્રાકાર વાલ રાઈટ કે ભાઈ કર્ણકશેપક વાલ આવે અને અર્ધચંદ્રાકાર વાલ આવે કે ભાઈ હૃદય ને ફટાફટ યાદ કરતા જવાનું દરેકે દરેક વાસુને યાદ કરતા જઈશું. હૃદય હૃદય ની અંદર પછી પરીહૃદય એટલે બહારનું ભાગ. બે લેયર હોય બે લેયરની વચ્ચે પરીહૃદય પ્રવાહી જોઈએ જેનાથી ફ્લેક્ષિબિલિટી આવે યસ ઔર નો હૃદયના પછી ભાગ જોયા કર્ણક-કર્ણક, શેપક-શેપક યસ ઔર નો ચાર ભાગમાં ડીવાઈડ કર્યું કે નાં કર્યું? ઉપર કર્ણક-કર્ણક શેપક-શેપક યાદ કરતા જાઓ રાઈટ અહિયાં પશ્વ અને અગ્ર એટલે કે મહાશીલા દ્વારા શું ભેગું થતું તું બધું? રુધિર ત્યાંથી નીચેની બાજુ આવશે યસ ઔર નો? રાઈટ અહિયાં થી ફૂસ્ફ્સશીલા દ્વારા શું ભેગું થાય છે આ બાજુ રુધિર યાદ આવે છે? આ પાછા આ બધા છે ને એકબીજાથી અલગ પડેલા છે કઈ રીતે અલગ પડેલા છે તો કે ભાઈ પટલ દ્વારા. બે કર્ણક વચ્ચેનું પટલ એટલે કે આંતરકર્ણકીય પટલ બે શેપકો વચ્ચેનું પટલ એટલે કે આંતરશેપીય પટલ રાઈટ કર્ણક અને શેપક વચ્ચેનું પટલ એટેલે કે કર્ણકશેપક પટલ અને હવે કર્ણકશેપક પટલ ની અંદર એકે એક છિદ્ર અને આ છિદ્રો માટે જરૂરી જોઇશે વાલ તો વાલ્વ જે છે જ્યાં જ્યાં જોઈન્ત્સ બને છે અહિયાં જોઈન્ત્સ બને છે, અહિયાં જોઈન્ત્સ બને છે, અહિયાં જોઈન્ત્સ આવે છે, અહિયાં આવે છે, અહિયાં આવે છે. આવી બધી ઈમ્પોર્તેન્ત જગ્યાએ તમને શું જોઇશે વાલ્વ જેવી રચના જોઈશે વાલ્વ ખરેખર શું કરે છે તો કે ભાઈ આ એક દિશીય રુધિર ના પ્રવાહનો નિયમન કરે છે એક દિશીય રુધિર પ્રવાહનો શું કરીને આપણે છે તમને? નિયમન કરીને આપે છે. કોણ? તો કે ભાઈ વાલ્વ તો વાલ્વ ની વાત કરીએ વાલ્વ બે પ્રકારના જોવા મળે છે કર્ણકશેપક વાલ્વ રાઈટ અર્ધચંદ્રાકાર વાલ્વ કર્ણકશેપક વાલ્વ અને અર્ધચંદ્રાકાર વાલ્વ. આ બે પ્રકારના વાલ્વ જોવા મળે છે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

Okay Google કરત તામારા emojis મને દેખાયી દયા ચલો ખાલી જગ્યા ને લેખે ખાલી જગ્યા ને આકાશવાણી નો મુંબઈ શહેર માં કામ કરેલું છે તો વર્ષ આડા લાશ આવશે